એટલે કે આખા ઇન્ડિયામાં બેસ્ટ શો ગણવામાં આવે છે. ફની મોમેન્ટ છે.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

હા, એ પણ છે. એ શો સૌથી વધારે જોવાય છે ઇન્ડિયામાં

મુજબ ચાલે છે અને લાગતું ચાલે છે. એમાં નીકળી હતી અને એ રીતે વચ્ચે વચ્ચે અમુક એપિસોડ એવા આવે છે. કર્તવ્ય છે એ કઈક નિભાવવું જોઈએ. કોલેજમાં કેવી મસ્તી ચાલે છે?

હા પછી આપણને પણ હેરાન કરે હા, તમારે ગ્રુપ બની ગયું છે?

શું તકલીફ પાડવાની? તમને તકલીફ પડી હશે. બોલો બીજું કેમ ચાલે છે? અચ્છા હમણાં વતવારણ ઠંડીનું હા, એ તો વાતાવરણ બદલે એ તો રેવાનું જ છે. ના ના એવી કોઈ ચલ નથી પાસ થઈ જાવ?

હતા કે આવા મહાન રાજાને હું મુઠ્ઠીભર તાંબુ લાવ તો મારી મજાક થશે પણ સાચે મિત્ર એને જ કહેવાય જેના મનમાં ક્યારેક અમીરી અને ગરીબીના ભેદભાવ ના હોય શ્રીકૃષ્ણ અને સુદામા પાસેથી પોટલી હાથ થી લીધી ખોલ્યું તો તેમાં તાંબુલ નોહતા તરત જ થોડા તાંબુલ તેણે પોતાના મોમાં મૂક્યા અને ખૂબ જ પ્રસન્ન મને વખાણ કર્યા ઓ ઓહો આવા મીઠા તાંબુ છે બીજી વખત કૃષ્ણ તાંબુલ ખાવા જતા હતા ત્યારે પટરાણી તમને આ હાથ રોક્યો. કેમકે એ જાણતા હતા એક મુઠ્ઠી તાંબોલમાં શ્રીકૃષ્ણએ સુદામાને અપાર સમૃદ્ધિ આપી દીધી હવે જો એ બીજી મુઠ્ઠી તાંબુલ ખાતે તો તો એ અમને પણ સુદામાને સોંપી દેશે સુદામાનું ખૂબ જ સારી રીતે સ્વાગત થયું તેથી તેઓ ખૂબ જ ખુશ હતા બીજા દિવસે શ્રીકૃષ્ણએ તેમને પોતાની પાસે ઘેર જવાની રજા માગી. તેઓ પોરબંદર સરસ પરિવાર રહ્યા રસ્તામાં સુદામા વિચારે છે કે આટલો મોટો રાજા થઈને પણ એને મને કંઈ જ ન આપ્યું પરંતુ મેં માંગ્યું પણ ન હતું.

ખુશ રહ્યો ચાલતા ચાલતા સુદામા તો ઘરે પહોંચ્યો ત્યાં જોયું તો તેનું ઝુંપડું હતું જ નહીં તે ઝુંપડા ની જગ્યાએ મોટો મહેલ બની ગયો હતો. તો ચિંતામાં પડી ગયો કે મારા મારી પત્ની અને સંતાનો ક્યાં ગયા ત્યાં અચાનક જ સુદામાની પત્નીએ મહેલમાં

દરેક સુદામાની દરિદ્રતા શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી ચઢી દાદા અમે આજે ઘેર આવતી વખતે શાળાની bus માંથી જોયું કે એક આંધળા દાદાએ એક માણસ રસ્તો cross કરાવી રહ્યો હતો. ત્યાં તેનો મિત્ર તેના માટે થેલીમાંથી પૈસા કાઢી રહ્યો હતો દાદા તમે આ જોઈને શું કહ્યું બાળક સામે bus માંથી signal પાસે જોયું અને કંઈ જ ના કરી શક્યા દાદા આપણે આવા વૃદ્ધ માણસોની મદદ કરવી જોઈએ તેમનો ગેરફાયદો ઉઠાવવું ન જોઈએ એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. ઉંમર ઉંમર વધારાને કારણે તેમની આંખો નબળી થઈ રહી હતી પરિણામે તે બરાબર જોઈ શકતા ન હતા. એક દિવસ સ્ત્રી આંખના doctor પાસે ગઈ એ doctor એ રોજ સ્ત્રીના આંખની તપાસ અને આંખોનું operation કર્યું પછી એને ઘેર પાછી મોકલી દીધી doctor એ રોજ ઘેર જઈને એનો compounder મલમ પટ્ટી કરે એવી વ્યવસ્થા કરી. સાથે વૃદ્ધ સ્ત્રી ખુબ ખુશ થઈ ગઈ doctor નો આભાર માનીને એ સ્ત્રી પોતાના ઘેર પાછી આવી ગઈ પરંતુ ખરેખર તો એ બિચારી પહેલા એ compounder વિશે જાણથી ન હતી. બીજા દિવસે compounder ઘેર આવ્યો તેણે પેલી સ્ત્રી ની આંખો બાંધેલો પટ્ટો ખોલી નાખ્યો આંખ વગેરે તપાસીને ફરીથી નવોપાટો બાંધી દીધો આમ જ્યાં સુધી એ સ્ત્રીની આંખો પર પાટા બાંધ્યા રહ્યા ત્યારે તે સ્ત્રી કંઈ જ જોઈ શકતી ન હતી. ખરેખર તો એ compounder ને કોરી કરવાની ટેવ હતી તે વૃદ્ધ સ્ત્રીની બીમારી અને લાચારીના ગેરફાયદો લેવા માગતો હતો તે compounder દરરોજ જ્યારે સ્ત્રીની આંખો બાંધવા માટે આવતો ત્યારે ઘરમાં મૂકેલી કોઈ પણ કીમતી વસ્તુઓ ઉપાડીને જઈ રહ્યો હતો એક દિવસ એવો પણ આવ્યો કે એ સ્ત્રીની આંખોનો ઈલાજ પૂરો થઈ ગયો compounder એ સ્ત્રી પાસે ઈલાજ કરવાની fee માગી તરત જ પેલી સ્ત્રીએ પૈસા આપવાની સાફ ના પાડી દીધી.

court માં ફરિયાદ કરી તે આ દિવસે compounder ની વાત બરાબર સાંભળી લીધી ત્યારબાદ પેલી સ્ત્રીએ પૂછપરછ માટે બોલાવી. સ્ત્રીએ કહ્યું સાહેબ એ વાત સાચી કે આ compounder એ મારી આંખોનો ઈલાજ કર્યો પરંતુ હું તેના પૈસા ત્યારે જ આપીશ કે જ્યારે હું બરાબર જોઈ શકું. મારો ઈલાજ પૂરેપૂરો પૂર્ણ થાય થોડીવાર અટકે પછી વૃદ્ધ સ્ત્રીએ કહેવા લાગી શ્રીમંત ઈલાજ ચાલુ થયો તે પહેલાં મારા ઘરમાં અનેક કીમતી વસ્તુઓ હતી જે હું જોઈ શકતી હતી આ compounder પણ ખૂબ જ ભલો છે તે દરરોજ મારા ઘેર આવીને નવોપાટો બાંધી જતો હતો લગભગ આઠ દિવસ સુધી

મને મારા ઘરમાં રહેલી કિમતી વસ્તુઓ અને સામાન દેખાતો નથી ન્યાયાધીશ એ compounder ની વિચાર જાણી ગયો હતો. બધું સમજી ગયા ન્યાયાધીશ એ compounder ને ઠપકો આપ્યો ચોરી એ દરેક વસ્તુ લીધેલી એ સ્ત્રીને પાછી આપવાનો હુકમ કર્યો. ત્યારે કોઈની મજબૂરી ને લાચારીનો ગેરફાયદો લેવો જોઈએ નહીં. બાળક દાદા એને દાદા મને વર્ષારાણી ના અલગ અલગ નામ લખવામાં મદદ કરશો કેમ મારા શાળાના શિક્ષકને કહેવાના છે. દાદા ચલ આપણે બંને સાથે મળીને નામ ગોતીએ વર્ષારાણીના. દાદા મને દગો કોઈનો સગો નહીં આ કહેવત ની સમજણ આપોને દાદા જો કપટી નો કોઈ સગો રહ્યો નહીં. આ કહેવતના આધારે હું તને વૃદ્ધ વરુ અને સારસની વાર્તા સમજાવવા માંગુ છું દાદા મને કહો એક વાર એક વારુ પોતે

દુખાવો ધીરે ધીરે વધવા લાગ્યો વરુની વરુથી દુખાવો સહન ન થયો સહર થઈ શક્યો નહોતો એટલે વરૂણને લાગ્યું કે એ જરૂર હવે મરી જશે વરું શ્વાસ લેવા પણ શ્વાસ પણ લઈ શકતો ન હતો વરુએ એક સરસ પક્ષી જોયું સારસને જોઈને એના જીવમાં જીવ આવ્યો. તે સરસ પાસે પહોંચ્યો અને અટકે અટકીને કહેવા લાગ્યો અરે સારસ ભાઈ મારા મિત્ર આજે મારા ગળામાં એક મોટું હાડકું ફસાઈ ગયું છે હું પીડા ને કારણે મરી રહ્યો છું. હું તમારો જીવનભર ઉપકાર માનીશ હું તમને મોઢું ઇનામ પણ આપીશ જો તું મારા ગળામાંથી હાડકું કાઢી આપે સારસ્વરુની સારસને વરુની સારસને વરુ પર દયા આવી ગઈ સારસ એ પોતાની લાંબી ડોક માં નાખી અને એમાં ફસાઈ ગયેલું હાડકું બહાર કાઢી આપ્યું હવે વરુ પીડા વરૂડી પીડા દૂર થઈ ગઈ સારા છે વરુને કહેલો વાયદો યાદ આવ્યો. વરુએ

સહી સલામત જીવતો છે એ ઓછું નથી જો હું મારા મોં એ સમય બંધ ના કરી તો તું અત્યારે જીવતો ના હોત તારી ડોક મારા પેટમાં હોત અને તું ભગવાનના ઘરે હોત આમ કહીને વરુ જતું રહ્યું આથી ભાઈએ ભલાઈ એની એની જોડે કરવી જોઈએ જે ભલું હોય સજ્જન વ્યક્તિ કોણ કહેવાય દાદા જો વ્યક્તિ સદગુણી હોય તેને સર્જન વ્યક્તિ કહેવાય છે સદગુણ્ય એટલે શું દાદા જો મને મનુષ્યમાં સારા ગુણ હોય જે. બધાને મદદ કરે મોટા અને માન આપે સારા કાર્ય કરે તે ચાલો હું તમને આજે એક સજ્જન ની વાર્તા કહું. એક છોકરો જેની ઉંમર પાંચ વર્ષની તેની એક સાત વર્ષની બેન હતી એક દિવસ બંને ભાઈ બહેન બજારમાં ફરવા નીકળ્યા ભાઈ તો નાનો હોવા છતાં કોઈ

બેને રમકડાની દુકાનમાં એક સુંદર મજાની ઢીંગલી જોઈ ઢીંગલી જોઈને બેન ત્યાં ઉભી

therapy માટે શું વપરાય છે. તો જવાબ છે Cobalt therapy માટે શું વાપરવામાં આવે છે. તો જવાબ છે Phosphorus બત્રીસ માનવ શરીર માં રુધિરનું દબાણ કેટલું હોય છે તો જવાબ છે એકસો વીસથી એસી સેમી સુધી તો રોગ છે. તો જવાબ છે સાંધાને લગતો રોગ Aids નું પૂરું નામ જણાવો તો જવાબ છે Acquired Immune Deficiency Syndrome Toko Kheral કયા vitamin નું નામ છે તો જવાબ છે vitamin E નું કયા રોગોમાં છે મૂત્ર પિંડ કિડની faile ના દર્દીને આપવામાં આવે છે

vitamin E પુખ્ત વયના પુરુષો માં અત્રે કેટલા લીટર રુધિર હોય છે તો જવાબ છે પાંચ થી છ લીટર માનવ શરીર માં કેટલા ખનીજ તત્વો આવેલા છે તો જવાબ છે સત્યાવીસ ખનીજ તત્વો Typhoid કયા Bacteria થી થાય છે. તો જવાબ છે Salmonella typhi નામના Bacteria થી થાય છે.

test કયા રોગો માટે કરવામાં આવે છે તો જવાબ છે Aids ના રોગ માટે સીંછનીત અને Cholera શાને લાગતો રોગ છે તો જવાબ છે જાતીય રોગ છે ગર્ભ નિરોધક ગોળીની શોધ કોણે કરી હતી તો જવાબ છે શરીર માં કુલ કેટલા હાડકા હોય છે જવાબ છે બસોને તેર જેટલા સૌથી મોટું હાડકું કયું હોય છે તો જવાબ છે સાથળ એટલે કે થાપાનું શરીરીમાં કાયા vitamin નું નિર્માણ થાય છે તો જવાબ આવશે vitamin D અને vitamin K નું આપણા શરીર માં સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો જવાબ છે યકૃત એટલેકે લીવર તો જવાબ આવશે પાંસઠ થી પંચોતેર

રહેલા મુખ્ય પોસક દ્રવ્ય ક્યાં ક્યાં છે તો જવાબ છે કાર્બોદિત ચરબી અને પ્રોટીન જળ દ્રાવ્ય vitamin નો ક્યાં ક્યાં છે તો જવાબ છે vitamin D અને vitamin C R નું પૂરું નામ શું છે તો જવાબ છે Indian Council of Medical શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે તો જવાબ છે protein Thair Kisan શું છે તો એ એક ફોર્મ્ન છે જેને અંતર સ્ત્રાવ virus જન્ય રોગ ક્યાં ક્યાં છે તો જવાબ છે Influenza ખડકવા Aids કમળો બિન ખેતી રોગો ક્યાં ક્યાં છે તો જવાબ છે Cancer Diabetes અને સન્ધિવા vitamin D ની ઉણપ થી કયો રોગ થાય છે તો જવાબ છે philosophies નામનો રોગ થાય છે Marakamarg રોગ મૉટે ફેલાતો રોગ છે તો જવાબ છે HIV

રોગમાં શરીરનું ક્યુ અંગ પ્રભાવિત થાય છે તો જવાબ છે દાંત અને રોગ માં શરીરનું ક્યુ અંગ પ્રભાવિત થાય છે તો જવાબ છે ચામડી Kawashio for રોગ શાની ઉણપ થી થાય છે તો જવાબ છે protein રોગ કેટલા વર્ષ ના બાળકોને થાય છે જવાબ છે એક વર્ષ

નું પૂરું નામ આપો તો જવાબ છે Oral Rehydration Solutions ભયન્કર જીવ લેણ સન્દર્ભ જન્ય રોગ ક્યાં છે તો જવાબ છે ખડકવા સંઘ નો રોગ છે તો જવાબ છે સ્વ્સ્ન તંત્રને લગતો રોગ છે ખનીજ દ્રવ્યોની ઉણપથી થતા રોગ ક્યાં ક્યાં છે તો જવાબ છે પાંડુ રોગ અને Goiter રોગ ક્યાં રોગ માં દર્દીની આખો ઊંડી ઉતરી જાય છે તો જવાબ છે Diarrhea સાધનોની શું કહેવામાં આવે છે તો જવાબ છે Stethoscope

બગ અને ગળામાં થી રુધિર પડે છે તો જવાબ છે ક્ષય રોગ ના રોગ ની અંદર Danwatri અહેવાલ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે તો જવાબ છે આરોગ્ય સાખમાં શરીરમાં શાનું પ્રમાણ વધતા હ્રદય રોગ થવાની સંભાવના વધી જાય છે તો જવાબ છે Cholesterol ની Glaucoma રોગ ક્યાં અંગને પ્રભાવિત કરે છે તો જવાબ છે શરીર માટે શક્તિ નું કામ કોણ કરે છે તો જવાબ છે Carbohydrates શીતળાની રશી કોને શોધી હતી તો જવાબ છે તો જવાબ છે Adverb tenre ડેન્ગ્યુ રોગમાં શરીરનું ક્યુ અંગ પ્રભાવિત થાય છે તો જવાબ છે મન સ્થિતિ અને સાંધાઓ હાડકા મજબૂત બનાવવા માટે ક્યાં તત્વની જરૂર હોય છે જવાબ છે Calcium જામ ફળ મોસંબી નારંગી લીંબુ માંથી ક્યુ vitamin મળે છે તો જવાબ છે vitamin C સૂર્ય પ્રકાશ માંથી ક્યુ vitamin મળે છે તો જવાબ છે vitamin D પાણી થી ફેલ ફેરલતા રોગો ક્યાં ક્યાં છે તોજવાબ છે Cholera typhoid અને મરડો ક્ષય રોગના રક્ષણ માટે કઈ રશી આપવામાં આવે છે તો જવાબ છે DC રુધિરમાં રહેલ અગત્યના તત્વો ને શું કહેવામાં આવે છે તો જવાબ છે Hemoglobin કહેવામાં આવે છે કરડવાથી થાય છે તો જવાબ છે ENO fiji મચ્છરના કરડવાથી ખડકવાની રશી કોને શોધી હતી તો જવાબ છે Louis Parser injalinani ની શોધ કોને કરી હતી તો જવાબ છે Banting અને best ટે Methylis કફ ક્યાં અંગનો રોગ છે તોજવાબ છે પ્રજનન અંગ નો રોગ છે

plague રોગનો ફેલાવો કરે છે તો જવાબ છે ચાંચડ ઉંદર અને ચામાં ચીડ્યું ની રશી ક્યાં રોગમાં મુકવામાં આવે છે તો જવાબ છે કમળાના રોગ માં Typhoid માં શરીરનું ક્યુ અંગ પ્રભાવિત થાય છે તો જવાબ છે હ્રદય બદલાવવાનું સૌપ્રથમ operation કોણે કર્યું હતું તો જવાબ છે Doctor Kitchen Panarde કરતી વખતે દર્દીને બેભાન કરવા માટે કયો પદાર્થ વાપરવામાં આવે છે તો જવાબ છે Chloroform માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિ કર્ણ ક્યાં થાય છે તોજવાબ છે ફેફસામાં ને લગતો રોગ છે તોજવાબ છે રક્તકણોને મનુષ્ય શરીરમાં રંગ સૂત્રોની કુલ કેટલી જોડ હોય છે તો જવાબ છે તેવીસ જોડ જેમાં છેંતાલીસ રંગ સૂત્રો હોય છે સરિગુણી રશી ક્યાં રોગો સામે રક્ષણ આપે છે તો જવાબ છે Bacteria ધનુર્વા અને ટેસ્ટ રોગના નિધાન માટે કરવામાં આવે છે તો જવાબ છે Typhoid ના રક્ત શુદ્ધિ માટે જરૂરી vitamin ક્યુ છે જવાબ છે vitamin E Malaria ની રશી કોને શોધી હતી દીપ વીરેને ક્યાં Blood group માં Anti Jan હોતા નથી તો જવા છે O Blood group માં Wicketers રોગ શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે તો જવાબ છે હાડકાને નવ જાત શિશુના હ્રદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે તો જવાબ છે એકસો ને ચાલીશ પ્રતિ મિનિટ માનવ શરીર માં કુલ કેટલી અંતઃ સ્ત્રાવય ગ્રન્થીઓ જોવા મળે છે તો જવાબ છે નવ અંતઃ સ્ત્રાવય ગ્રન્થીઓ નિમોનિયા રોગમાં શરીરનું ક્યુ અંગ પ્રભાવિત થાય છે તો જવાબ છે ફેફસા Blood pressure માપવા ને સાધનને શું કહે છે તો જવાબ છે Sigma Manometer

સસ્ત ક્રિયા ક્યાં નામે ઓળખાય છે તો જવાબ છે Quebecomi Conorrhea કેવા પ્રકારનો રોગ છે તો જવાબ છે દાજ્યા રોગ છે NSCO નું પૂરું Control organization Ninamata રોગ

Hello હા સિમરનબેન

બસ મજામાં, તમે બોલો, કેમ છો?

તમારું સિમરન study complete થઈ ગયું છે? તમારું ભણતર,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

મેં બે હજાર બે હજાર ચૌદમાં કરી હતી. એટલે શું હતું BCOMBABSC BABA હતું BA તો કેમ વચ્ચે અડધી મૂકી? હવે થોડું problem આવી થઈ ગઈ હવે અને પપ્પાની તબિયત બગડી ગઈ તો

study તો complete કરી મતલબ જ્યારે exam આપવાનું હતું ત્યારે એના આપવા નહિ ગઈ. તો એમ પણ એના પછી મારી study છૂટી ગઈ. હા આપણાં middle class ની આ જ problem હોય છે. હમ મારે ભી એ જ હતું જ્યારે મેં tenth કરી તી ત્યારે tenth પછી પપ્પાની હાલત બહું ખરાબ હતી. અને મારો મોટોભાઈ ભી કામ કરતો તો બહાર તો મેં કીધું કે યાર હવે શું ભણવાનું યાર! છોડો ભણવાનું આપડે તો કામ કરીએ, અને કોઈ સારો માણસ હતો નહીં. સારો માર્ગદર્શક guide કોઈ હોય ને

એટલે ભાઈ મેં ભી નોક અમ દસમું કર્યા પછી છોડી દીધું, હાલાંકિ દસમાં મારા seventy two percent આયા તા.

હાં, પણ આ બધુ છોડવું પડયું, સપનાં બહું હતાં ભણવાના. ત્યારે જ મેં વિચારી લીધુંતુ કે મારે college પછી MBA કરવાનું છે પણ બધું આમ ખોવાઈ ગયું એમ થયું. પપ્પાની situation ખરાબ હતી બહું, પછી કામે લાયગો લાગી ગયો મારા ભાઈ જોડે પછી ચાર વર્ષ પછી વિચાર આયો કે યાર દસમું કર્યું છે, કદાચ કોઈ નોકરીએ રાખે કે નહીં રાખે એનાં કરતાં બારમું કરી લઉં. પછી મેં ten plus two નો એક બારમાં નો course કર્યો બે હજાર ચારમાં. હમ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 અને એના પછી ભી એવું નથી કે મને કોઈ અમ સારી Post ઉપર નોકરી મળી જાય. તમે બારમું પાસ કરો તોય તમને marketing માં જ નોકરી મળે. મને એ જ નોકરી મળતી તી.

હમ Marketing માં મળે

હા કોઈ તમને સારી ખુરશી કે સારી post ન આપે પછી મેં બહું marketing કરી, બહું marketing કરી, બહું marketing કરી અને અત્યાર સુુુુધી marketing કરું છું. બસ એ જ ફરક છે કે પહેલાં નોકરી કરતો તો હવે પોતાનો business છે.

હાં અને બે હજાર તેરમાં મેં શું વિચાર્યું બે હજાર તેરમાં first yearBCOMJoin કરી દીધું.

અને તેર, ચૌદ, પંદર, બે હજાર પંદરમાં BCOM ની degree લઈ લીધી. તો એટલે ટુકડાં ટુકડાંમાં મારી Study તો પૂરી થઈ ગઈ. પણ તોય એ

પણ તોય એ study અત્યારના છોકરાઓ જે છે ને અત્યારના જે computer છોકરાઓ છે એ લોકો, એ છોકરાઓ સામે આપણી study કાંઈ છે જ નહીં. એ લોકોએ શું શું ભણી નાખ્યું છે. computer માં engineer બની ગયા છે. કોઈએ BCA કરી લીધું છે. કોઈએ MCA એ લોકોની સામે આપણી graduation કંઈ નથી. આપણે પાછા પડીએ, તોય હમણાં કોક વખત વિચારું કે ચલો MBA કરી લઉં! પણ નથી કરવું હવે, હવે જેમ ચાલે છે એમ ચાલવા દઈશું. હવે આગળ નહીં ભણવું. હાં કેમ મારે મારે એમ વિચારો આવે છે કે હું college ભણું આગળ, complete કરું BA

પણ ના થોડું વિચારું છું હવે થોડું

તમારે મને લાગે છે જે BA અધૂરું છેને એ અધૂરું ના મૂકો પૂરું કર લો.

હમ પછી, પછી વિચારો કંઈક આગળ કરવાનું છે કે નહીં પણ જે અડધી વસ્તુ છે એ પૂરી કર લેવાની, કેમકે, તમે કોઈ resume માં, biodata માં, CV માં લખો કે મેં graduation કરેલું છે. તો વધારે સારો ફરક પડે.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 હમ બાકી આપડી આવી હાલત એના કારણે થઈ કેમકે, આપણાં જે ઘરમાં જે મોટા માણસો હતા ને! મોટી ઉંમરના, એ લોકો ભી ભણેલાં નતા. એટલે એ લોકો આપડે કંઈક સારી સલાહ ના આપી શકીએ, અને આપણાં, આપણે કેવા હતા એકદમ ચૂપચાપ બેસવા વાળા, ઘરમાં જ ખાલી ભણવાનું બસ, બહાર કોઈ ભાઈબંધ હોય નહીં. જે સારા-સારા ભાઈબંધ મળે નહીં, કોઈ ભાઈબંધે સલાહ આપી નહીં, બહાર ગયા જ નહીં, નીકળ્યા જ નહીં તો આપણને ક્યાંથી ખબર પડે? કે કંઈક કરવાનું છે, શું કરવાનું છે?